બોલ બીજું નાસ્તો બાસ્તો કરીન પહી મોડા phone ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી ગુજરાતના તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આડે હાથ લીધા હતા. સૌરાષ્ટ્ર જનતા ની જંગમાં કાર્યક્રમમાં તેમણે રાજસ્થાની પૂછ્યું હતું કે તેઓ પૂછ્યું હતું કે તેઓ ભારતને જોડવા નીકળ્યા છે પરંતુ જોવા બેસતો પ્રેમ અને સંબંધની જોડાણ છે રામ મંદિર માટે પહેલા લોકો તારીખ પૂછતા હતા આ મારી મશ્કરી કરતા હતા પરંતુ આજે મંદિર બની રહ્યું છે સોમનાથની ભૂમિ પર રામ મંદિર બાબતે તેમણે લોકો અમારી મશ્કરી કરતા હતા અને તારીખ પછી તે હતા કે રામ મંદિર ક્યારે બનાવશે પણ આ પરંતુ આજે અહીંયા આમ આજે અહીંયા મંદિર લોકોના મંદિર સામે નિર્માણ થઈ રહ્યું છે તો ભાજપ સરકારે ઉજ્જૈનમાં બાબા મહાકાલ બનાવ્યું છે

એટલે જગ્યા રાહ જોઈ રહી તેવો સવાલ કરતી હતી કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનશે કે નહીં તો વડાપ્રધાનના નેતૃત્વ હે રામ મંદિર બની રહ્યું છે તો આંખોથી જોઈ શકાય છે આંખોથી જોઈ શકાશે જે લોકો સવાલ કર્યો હશે તેમને રામ મંદિરમાં બોલાવવા જોઈએ વ્યક્ત એકતાલિસ point નવ ડિગ્રી સાથે દિવસનો સૌથી વધારે ગરમ દિવસ અમદાવાદ આખરે ઉનાળાએ અસલ મિજાજ બતાવી શરૂ કરી દીધું છે અને આજે અગ્યાયાર શહેરમાં મહત્તમ તાપમાન નો પારો ઓગંત્રિસ ઓગ્ણ ચાલિસ્ને ડિગ્રને પાર થયો હતો તેતાલિસ point નવ ડીગ્રી સાથે અમદાવાદ નો વર્તમાન સૌથી વધુ ગરમીનો નોધાય હતી અમદાવાદ અમદાવાદ સરેરાશ તાપમાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો

તેવા કહેવામાં હવામાન વિભાગની આગાહી છે હવામાન અંગે આગાહી કરતા ખાનગી સંસ્થા વંદે અમદાવાદ આગામી પાંચ દિવસ બાદ ગરમી જાહેર વધુ વધુ પડશે પારો પારો પારો ચુમાલિસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અમદાવાદમાં આજના સમયે બાદ આગ વરસાવતી ગરમીનો અનુભવ થયો હતો ગત રાત્રીએ ચોવિસ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન તાપમાન નોંધાયો હતો આમ રાત્રિના પણ ગરમી અનુભવી હતી આજે દિવસ આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો દહી હતી રાજકોટમાં એક્તલિસ point પાચ ડિગ્રી સરેરાશનો થઈ હતી તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું જુનાગઢ પાટણ વડોદરામાં પણ મહત્તમ તાપમાન ચાલિસ ડિગ્રી વધારે નોંધાયો હતો હવામાન વિભાગ જણાવ્યું છે કે આગામી ચાર-પાંચ દિવસ ગરમીમાં અતિશય અતિશય વધારે ગરમી થવાની શક્યતા છે બીજા શહેરમાં તાપમાન ઓગંત્રિસ ઑગૅણ્ચ ચાલિસ વધુ છે અમદાવાદમાં આજે તાપમાન બેતાલિસ ડિગ્રી ઉપર જવાની આગાહી હતી અમદાવાદમાં ગુજરાતી માધ્યમથી અંગ્રેજી સ્કૂલ નવી ખુલી છે અમદાવાદ સોમવાર માધ્યમનો વાલીઓમાં સતત વધી રહ્યો છે અને ખાનગી સ્કૂલ ફી વધતા સરકારી સ્કૂલો વાલીઓ રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગુજરાતી માધ્યમની ફી દસ વધુ ખાનગી સ્કૂલો એમાં શિક્ષણ બંધ થશે અમદાવાદ થી DDO DDO કચેરી હેઠળ ગુજરાતની

તેમાય વિસ સ્કુલોની અરજી મંજુર કરાવી હતી આથ સ્કુલ મા ત્યારે બીજી બાજુ આ વર્ષે અમદાવાદ અંગ્રેજી સ્કૂલો માટે

ભાર મૂકવામાં આવ્યો છે અને હાઇકોર્ટમાં પણ ખાનગી સ્કૂલમાં આને સ્કૂલમાં વધારો કરવામાં આવે છે હવે બીજી બાજુ વર્ષે વરસેને વર્ષે અંગ્રેજી માધ્યમ નો trend વધી રહ્યો છે અને ગુજરાતી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનો બંધ કરવી પડી રહી છે આ વર્ષે અમદાવાદ અમદાવાદ DDO કચેરીમાં વિસ થી વધુ વધુ સ્કૂલોની વર્ગ બંધ કરવામાં આવશે અંગ્રેજી માધ્યમથી ચાર સ્કૂલોમાં કેન સ્વામિનારાયણ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ બે થી આથ

ધોરણ એક થી આથ વધારે બધા અંગ્રેજી અને ગુજરાતી શીખશે તેવું કહેવાયું છે ધાર્મિક સ્વાભાવી જરા વખતે અને સુરક્ષા મામલે અમદાવાદ આજે તાજેતરમાં એકવાર દસમાં વડોદરા સહિત રાજ્યના અન્ય સ્થળ સર મારા અને થયેલી ઘટનાઓ બાદ આવા તહેવારો કે પ્રસંગો દરમિયાન નીકળતી શોભાયાત્રા સર્કસ કે દરમિયાન લોખંડી પોલીસ બંદોબસ્ત વિડીયોગ્રાફી અને સુરક્ષા બનતા સહિતની કાર્યવાહી કરવા માગતી દરેકની રીત ગુજરાત હાઇકોર્ટ પાછળથી જવાબ મોકલ્યો છે ત્યારે એક શોભાયાત્રા દરમિયાન વિડીયોગ્રાફી કરવા અંગે હાઇકોર્ટે સરકારને કરી છે હાઇકોર્ટ નાગરિક સુરક્ષા ને ધ્યાને લઇ જરૂરી કરવાથી બાબતના અને વિસ્તૃત સોગંદ નાનો થાય તો વિસમી એપ્રિલ સુધીમાં રજૂ કરવામાં સરકાર પક્ષને નિર્દેશ કર્યો છે આગામી આગામી દિવસોમાં રહેલી પછી પરશુરામ જયંતિ અને રમજાન ઈદ આ રહેલા આ મુદ્દે રૂપિયા પોતાનો વલણ સ્પષ્ટ કરે તેવી પણ સરકારને તાકાત કરી હતી પક્ષ તરફથી નામનવમીમાં તહેવાર દરમિયાન વડોદરાઓના રાજ્યના અન્ય સ્થળોએ પથ્થરમારા અને અન્ય તોફાનોના છ છ મુલકોની ઘટનાઓને કામથી ઘેરાયેલું છે કે રાજ્યમાં આવેલી ઘટનાઓનો પરિ પુનરાવર્તન ના થાય ફરી પુરના વર્તન ન થાય અને કાયદો તે તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આવા કોઈ પણ કામ કાર્યક્રમ અને પ્રસંગો શોભાયાત્રા ને અને દરમિયાન લોખંડની પોલીસ બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ અને પોલીસોવાળા તેની ફોટોગ્રાફી કરવા કેવી રીતના પગલાં લેવા PIL માં માંગવામાં આવી હતી દરમિયાન હાઇકોર્ટ હાઇકોર્ટ સરકારે પૂછ્યા વગરની હતી કે રેલી આવા નીચે સ્થાને વિડીયોગ્રાફી કરવા અંગે સરકારનો જો રાજ્ય સરકારે બચાવ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં હજારોની સંખ્યામાં સર્કસની કરતા તોય ક્યારે પ્રશાસન કામમાં તમામની વિડીયોગ્રાફી તોય કોઈ રીતે કરી શકશે જોવા નાગરીકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા મોદી હાઇકોર્ટ સરકારે માંગ હોય તો RTE પ્રવેશ માટે એક એજંત્ત દેખાય તો DEO કહી શકાશે કારણ કે સોમવાર ગુજરાતમાં એજ્યુકેશન right to education માર્ક પ્રવેશ મેળવવા માટે કોઈ એજન્ટ કે જાણ થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીઓનો ત્રણ ક્રમને કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે મનગમતી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે રૂપિયા આપવાની જરૂર નથી બાવિસ બાવિસમી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે કોઇની સાથે નાણાં નહીં કરો શિક્ષણ વિભાગની અપીલ કરવામાં આવી છે પ્રાથમિક શિક્ષણની નિયમન જણાવેલ છે કે

જિલ્લામાં ફરી મનગમતી સ્કૂલમાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાને સરકારને આવ્યું છે આવા બોગસ એજન્ટ દ્વારા ફોટો કરવાની લાલચ આપવામાં આવે છે આ motivational story ગુજરાતીમાં કંઈ કેવા માંગશો તમાર તરફથી? હું એમ કેવા માગું છું કે તમે આજે કોઈ story સંભળાવા માંગશો વાર્તા? motivation જે તમને motivate કરતી હોય જીંદગીમાં.

આનાથી મને યાદ આવ્યું અમાર ત્યાં એક છોકરો હતો. અમે બંને જ સાથે અમે બી બંને બઉ સાથે મોટા થયા હતા. એ actually છે ને એનું body બઉ heavy હતું એટલે over weight હતું ટૂંકમાં. વધારે વજન હતું એનું. એટલે હા. મારથી બી વધારે. એટલે એનું છે ને મારા કરતી તો બઉ જ વધારે હતું.

ક્યાંયના ક્યાં દુખ તો થાય જ છે કે મને કોઈ આવી રીતે કઈ રીતે કઈ જાય. એના પછી એ છોકરાએ બઉ વાર try કર્યું. કરતો જ રહ્યો એને ક્યારે હાર નથી માની કે હું આ બધું બંધ કરી દઉં કે ભઈ મારે વજન ઉતારવું છે. મારે સારી life style ચાલુ કરવી છે. જીવન આમ જીવન સારું healthy બનાવું છે. પોષ્ટિક આહાર લેવો છે. એના પછી બઉ બઉ જ try કરયા છે જિંદગીમાં. પણ અત્યારે આ છેલ્લા ત્રણ-ચાર વરસમાં એને એવા try કર્યાને કે અત્યારે જે છોકરાને વધારે સૌથી means આમ વધારે ચીડવતાને કે આનું શરીર કેવું છે કે ભઈ આટલો જાડો છે આમ છે તેમ છે. અત્યારે બધા એનું body જોઇને જ એનું આખું જે body એનું એને glowup કર્યું છે આખું. અત્યારે એ જોઈએ ને જ બધા inspiration એન એનથી motivation લે છે કે માણસ જો કરી શકે તો અમે બી કરી શકીએ છીએ.

બીમારીઓ બીમારીઓ વધારે વધારે થાય છે.

હા એટલે બે રીતે જ એક એટલે બે વસ્તુ વધારે સારી કેવાય અને એક વસ્તુ ખરાબ કેવાય. એમાં સારી વસ્તુ એ છે કે એને જે એ tont બધા મારવામાં આવ્યા છે ને એને motivation બનાવ્યું કે મારે બધાને બતાવું છે કે હું કઈ કરું શકું છું. અને એક વસ્તુ એવી રીતે કઈ શકે કે માણસો ખાલી બોલતા જ રહેશે. એમાં આપડી જીંદગી ખરાબ કરવાની જરૂર નથી. જો તમને જો તમને એ શરીરમાં વ્યવસ્થિત લાગતું હોય, comfortable લાગતું હોય કે ના ભઈ મને આ શરીર ચાલશે. તો તમે રાખી શકો છો એમાં કોઈ problem નથી. પણ પછી એક ખરાબ વિચાર એવો આવી શકે છે કે માણસો આટલા ખરાબ હોઈ શકે છે?

અહીંયા અત્યારે મેં એક અમ સુ સુવિચાર જોયો છે. એટલે એમાં લખ્યું છે વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે પણ પ્રતિકારથી જ એનો અંત આવે છે ઘટના ક્રમ છે. કુદરતનો દોષ તો પાન ખરી ઝીલી હોય તેને જ વસંત આવે છે. એટલે પાન જ્યાં સુધી ખરશે નઈ ત્યાં સુધી વસંત નઈ આવે. હ એટલે જુનું જશે તો જ ત્યાં જગ્યા થશે. નહીતર ટૂંક મા આજકાલની generation ની ભાષામાં કહીએ તો storage ખાલી કરવું પડે પેલા તમારે. પછી જ નવું નવું થાય. હમ એટલે જૂની વાતો યાદ રાખવી જરૂર નથી. અમુકવાર એ બઉ મુશ્કિલ થઇ જશે જુનું વાતો ભુલાવી પણ

બસ બધા મજામાં છે. નાનો ભાઈ અત્યારે તો તમને શું લાગે? બધાને હેરાન કર્યા સિવાય બીજું કઈ નથી કરતો.

ના ના. અત્યારે અહિયાં મને online કઈ મળ્યું છે એટલે એમાં ગુજરાત વિષે લખ્યું છે ચાલો આપડે જાણીએ શું લખ્યું છે. ના મેં પેહલી વાર જોયું છે એટલે હું તો હું excited છું જાણવા માટે ગુજરાત રાજ્યની સ્થાપના may એક ઓગણીસો સાહીઠ ના રોજ મુબઈ રાજ્ય ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી અને

ઓગણીસો સાહીઠ એક may એમાં એવું છે એમાં એવું છે કે આમાં લખ્યું કે આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાએ ધરાવે છે જે કે લોથલ અને ધોળાવીરા લોથલ વિશાળ સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

અત્યારે આની આગળ ચાલો આગળ જોઈએ શું લખ્યું છે. ગુજરાતે ભારતને તેની સ્વતંત્રીય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ.

એક આ વસ્તુ ખોટી છે કે આપણે અમુક બઉ મોટા મોટા નેતાના નામ છોકરાઓને યાદ આપાઈ નાખ્યા છે પણ એમને જે નાના ઘરમાંથી ચૌલ માંથી જે છે એમાંથી જે મોટું-મોટું યોગદાન આપ્યું છે બલિદાન આપ્યું છે એમનું. ભરતસિંહ જેવા લોકો બઉ બધા હતા. તો એમનું મહત્વ હજી કોઈને શીખવાડ્યું નથી એ લોકોએ.

હમ પછી તમે અત્યારના નાના છોકરાઓ પર blame નાખવામાં આવે છે કે તમને જુનું કઈ ખબર નથી. તમે જ્યાં સુધી કેશો નઈ ત્યાં સુધી છોકરાઓને ખબર નથી પડવાની કેમ કે એ લોકો તો ત્યારે હતા નઈ.

મુખ્ય મંત્રી હતા જેમને કે છસ્સો કરતા પણ વધારે રજવાડાઓને એકકઠા કરી બૃહદ ભારતની રચના કરી. અને આમાં એક હજી topic એત ઐતિહાસિક ગુજરાત એમાં એવું છે કે

અને અન્ય પચાસ સ્થળોએ સિંધુ ખીણની સંસ્કૃતિના સમ્રુદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા એના દરિયા કિનારા માટે જાણીતું હતું. અને અહિયાંના નગરો મૌર્યે અને ગુપ્ત સામ્રાજ્યના બંદરો અને વેપારીના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ જેવા કે દક્ષિણ ભાર ગુજરાત એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. એટલે આપડું ગુજરાત બંદરના લીધે સૌથી વધારે ઓળખાતું હતું કે ભાઈ

અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ખાવાનું બઉ famous છે. ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે એવું માનવામાં આવે છે કે જેથી ભારતમાં દેરાસર પીરસાતું એટલે કે serve કરવામાં આવે છે. સૌથી વધારે તંદુરસ્ત ભોજન ગણાય છે આને. શાકભાજી ઊંધિયું જ લઇ લો કેટલા બધા શાકભાજી આવે છે છોકરાઓ ખાતા નથી પણ ઉતરાયણ આવે એટલે ખાઉં જ પડે એમને. એટલે તમે અમ ઊંધિયું નથી ખાતા? મને એમ નથી ભાવતું કંઈ વટાણા હું કોઈ બટાકામાં કે બટાકાની સબજીમાં કે કંઈક નંખાય જાય પણ ઊંધિયું ભાઈજાય મને

ગુજરાતમાં બઉ famous છે ઉતરાયણ. આપડે આજકાલ river front બાજુ બી અત્યારે જ બધું ચાલુ થઇ ગયું છે. હા રાત્રે ત્યાં જ કીન્નાર બાંધતા-બાંધતા બધા ત્યાં જ ઊંઘી જાય છે. હવે એવું લાગે કે આના બે દિવસ માટે છે ને બાથરૂમની સુવિધા ઉપર કરાવી જ જોઈએ બધાએ. ને એના માટે લોકો આજકાલ બઉ smart બની ગયા છે. બઉ હોશિયારી બતાવે છે લોકો એમાં. ડબ્બા ભરી-ભરીને ઉપર લઇ જાય છે. બધાની મમ્મીઓને હેરાન કરે છે કે રોટલીઓ લઇને ઉપર જજે.

બાપરે બાપ. એમાં મજા આવે બઉ. હમ શિવરાત્રીમાં બી આપડે અહિયાં બઉ જ

પણ એ જે આપડે ચડાવાની ના નથી પડતા પણ problem એ છે કે જે ગટરમાં જાય છે ને દૂધ એની જગ્યાએ તમે વાટકામાં ભેગા કરીને કુતરાને બી આપી શકો છે. કેમ કે ગઈ શિવરાત્રી અમે લોકો જયારે મંદિરે ગયા હતા શિવજીના ત્યારે મેં જોઉં હતું કે બધું દૂધ બહાર પડતું હતું ગટરમાં જતું હતું પણ થોડું બહાર પડી જાયને ખાડામાં કે પડેલું. કુતરા ત્યાંથી બચારા ચાટતા હતા.

તહેવારોમાં આટલુ આપડે enjoy કરીએ છીએ જેમકે બધા મજા માણે જ છે તો આ બધાની જયંતી આવે ત્યારે બધાને બધાનું

હા એતો છે આપડે ગુજરાતી ગુજરાતનું નામ આવે એટલે સંસ્કૃતિ પેલા આવી જ જાય.

બસ આ વખત સારી નીકળી જવી જોઈએ તબિયત પાણી. તમે vaccine લીધી કે નઈ લીધી હજી? એટલે બે dose લીધા કે ત્રણ લીધા? ના ના ના ના ત્રીજો dose નીકળી ગયો છે ક્યારનો. મારે એ જ લેવાનો બાકી છે.

અલ્યા પેલા તો એવું હતું કે આપડે અત્યાર સુધી જે જોયું કે ત્રણ વરસ પછી આપડે graduate થઇ જતા હતા. હા exam થી યાદ આવ્યું કે તમને ખબર છે કે જાપાનમાં છે ને આપણે ત્યાં છોકરાઓ પર exam નો load નથી આપવા માંગતા. એટલે પદર વર્ષના ના થાય ત્યાં સુધી ત્યાં exam નથી લેવાતી છોકરાઓની. એ સારું છે કે આપડે અહિયાં પરીક્ષા લે છે કે છોકરાઓને આદત પડી ગઈ છે અત્યારે. નઈ તો અચાનક કોઈ પૂછે ને તો કોઈને યાદ નથી રેતુ.

આજકલ છોકરાઓને એ સમજી જાય તો વધારે સારું છે.

એ લોકો એ લોકોને એવું છે કે પડો પડ્યાં-પડ્યાં ખાવું છે. એમાં માં-બાપની બી આપણે ભૂલ ગણી શકીએ છીએ.

એતો છે જ ને. લોકો આજકાલ સ્વીકારતા, સ્વીકારવા નથી માંગતા કે એમની સાથે શું થઇ રહ્યું છે?

તમે તમારી collage માં અત્યારે કોઈ motivation speech માટે બોલાવાયા આવ્યા હતા ને? બોલાવ્યા તા બધાને?

હમ તમે બી by by હાં, શું કરે હમણાં? કોરોનામાંથી Free થયા અને પછી એવું થયું કે ચાલો બધાં સગા-સંબંધીઓની, મિત્રોની, બધાની જાણ પણ પેલું પૂછી લઈએ, તપાસ કરી લઈએ. કેવું છે? બધા મજામાં છે?

ખરેખર, લોકોની હાલત બહું કફોડી થઈ ગઈ છે આમાં તો. હાં હાં હાં યાર, બધુ જે planning કરીને રાખેલું Lock down પહેલા એ બધાં બગડી ગયા planning. એ છે life ના target હતા. અહીં ફરવા જશું, ત્યાં જશું, પેલાને મળશું, આ કરશું, તે કરશું. એવું કેટલું બધુ વિચારીને રાખેલું. બધુ એમનેમ ત્યાં ને ત્યાં રહી ગયું. અરે, બચી ગયા એમ કહો ને ભગવાનની દયાથી.

ના ના અચ્છા, હવે કેમ કે આમાંથી જો ત્રણ wave માંથી બચી ગયા, એટલે પછી ભગવાનની દયા ગણવી પડે. કે આ જો બચી ગયા, સારું કે ભગવાનની દયાથી નહીં ને આમાં કઈ થઈ ગયું હોત, તો પાછળ પરિવારનું ને એ બધાનું શું થાત એમ. હાં, એમાં જે બીજો second wave આયો તો, એ બહુ ભયંકર હતો. અને એમાં generally તમે જુઓ તો ત્રીસ થી પચાસ વર્ષ સુધીના વધારે લોકોનાં મૃત્યુ થયા છે. ના લેવાય. લાઈટલી લેવું હોય, તો એક જ condition છે કે તમારી planning કરી રાખવી પડે. કે માની લો અ તમે game માં નથી, છતાં બી તમારા જે family વાળા છે, એને તમારી, આમ તો એ કમી પૂર, કોઈ દિવસ પૂરી નથી થવાની. છતાં પણ financially જે loss થાય છે, એ ના થાય. એવું કઈ વિચારી રાખેલું હોય, એ લોકોને વાંધો નથી. પણ જે લોકોએ આવી કોઈ ગણતરી કરીને planning નહોતું કર્યું, એ લોકોની હાલત અત્યારે બહું ખરાબ છે, પાછળના પરિવારજનોની. હાં, હાં, અરે અત્યારે તમે બાકીની બધી costing તો જુઓ, life ની, educate cost જુઓ, medical cost જુઓ. તમારે કંઈ પણ કરવું હોય તો અત્યારે કંઈ થતું નથી. થોડી ઘણી કિંમતમાં તો કશું નથી આવતું અત્યારે.

હાં, અરે ગણતરી બધી ઊંધી પડે ખબર છે. અ હાં, કેમ કે હવે તો પાછું interest અને બધુ વધશે તો મોંઘવારી તો કયા જવાની? તમે વિચારો તો ખરા.

હાં, હાં, તો કશું ના થાય ને પછી. હાં, હાં, ખરેખર. એની અ પેલું ખાલી વિચાર કરીને બી મગજ ચકરાવે ચડી જાય. એ લોકોની હાલત શું થાય આપડી વગર એમ. હાં પડે પડે. એટલે આવું અમારા ઘણા circle માં બી ઘણા લોકોને આવા Incident થયા છે. તમારે બી હશે જ લગભગ કોઈ ને કોઈ તો એવું ઓળખીતું કે જે આપડી ઉમરના હશે અને એ લોકોને બી આવી તકલીફ તો થઈ હશે. એક જ કમાવવા વાળું હોય ને જતું રહ્યું હોય. હાં હાં હાં, હાં હાં, હાં, ઓહો. હાં હાં, Planning હશે કે હું આવી રીતે કર, કરી લઉં પહેલાથી એમ. ઓહો. હાં હાં. Lightly લેતા હશો કે ભઈ આટલું બધું serious થવાની શું જરૂર છે એમ life માં. હાં. હાં, ના પણ આ આ મહામારીએ બધાને સાચા પડ્યા ને.

એકથી હાં પહેલાથી વિચારી રાખેલું હશે બધી વસ્તુઓ. હાં, તો વાંધો ના આવે બરાબર છે. હાં એટલે plus, વ્યવસ્થિત planning હશેને એનું. વિચારીને રાખેલું હશે કે કદાચ હું જતો રહું, તો આ લોકો પાછળથી મારી આ ગેરહાજરી feel ના થાય. પૈસાની બાબતમાં ના જ થાય એ રીતે એમ. હાં, હાં બરાબર છે હાં.

અને એનો premium ઓછું હોય છે. પણ એનો એક loss એ છે કે માની લો તમે જે term પૂરી થઈ અને તમને કશું ના થાય. તમને કોઈ રકમ પાછી ના મળે જે premium ભર્યું છે એય જતું રહે. પણ સામે premium ની રકમ બી ઓછી હોય છે.

બાકી અ હાં. હાં એક્ active તો હાં હવે થઈ ગયા. પહેલા આ lockdown ને કોરોનાને એ પહેલા આટલા બધા નહોતા.